મોઝિલા થન્ડરબર્ડના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ વિષે અને તેને ડાઉનલોડ સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે વિષે શીખીશું
આપણે એ પણ શીખીશું કે કેવી રીતે એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું ડાઉનલોડ અને મેસેજ વાંચવું મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું મોઝિલા થન્ડર બર્ડ સરળ ઇમેઇલ ક્લાઈન્ટ છે
તે એક ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે જેનો અર્થ છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરી શકે છે
તે તમને ઇમેઇલ મેસેજીસ ડાઉનલોડ કરવા માટેની પરવાનગી આપે છે તમારા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સ્થાનિક કમ્પ્યુટર પર
તે તમારા બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સને પણ વ્યવસ્થાપન કરે છે
થન્ડરબર્ડ કેટલીક આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે
તમે જીમેલ યાહૂ અને યુડોરા જેવા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી મેઇલ ફોલ્ડર્સ અને અડ્રેસ બુક જેવી બધી ઇમેઇલ માહિતી લઇ શકો છો જો તમે પોપ3 વાપરો તો તમે થન્ડરબર્ડ માં બધા પોપ3 એકાઉન્ટ્સ એક ઈનબોક્સમાં ભેગા કરી શકો છો
તમે લક્ષણો દ્વારા ગ્રુપમાં મેસેજીસ કરી શકો છો જેમ કે દાતે senderપ્રાયોરિટી અથવા કસ્ટમ લાબેલ
અહીં આપણે ઉબુન્ટુ 1204 પર મોઝિલા થન્ડરબર્ડ 1301 નો ઉપયોગ કરી રહ્યા છીએ
જો મોઝિલા થન્ડરબર્ડ તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત નથી તો તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરીને તેને સંસ્થાપિત કરી શકો છો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે આ વેબસાઈટ જુઓ
તમે મોઝિલા વેબસાઇટ પરથી થન્ડરબર્ડ પણ ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકો છો
મોઝિલા થન્ડર બર્ડ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 પછીની આવૃત્તિઓ જેવી કે એમએસ વિન્ડોઝ એક્સપી અથવા એમએસ વિન્ડોઝ 7 માટે પણ ઉપલબ્ધ છે
આ વિશે વધુ માહિતી માટે મોઝીલાની વેબસાઇટ જુઓ
મોઝિલા થન્ડરબર્ડ વાપરવા માટે તમારી પાસે ઓછામાં ઓછા બે માન્ય ઈમેઈલ અડ્રેસ હોવા જોઈએ
પોપ3 વિકલ્પ ઇમેઇલ એકાઉન્ટ્સ માં સક્રિય થયેલ છે તે ખાતરી કરવું જરૂરી છે
અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહિં તેની ખાતરી કરવું જરૂરી છે
થન્ડરબર્ડ લોન્ચ કરીએ
પ્રથમ ડેશ હોમ ઉપર ક્લિક કરો જે તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે રાઉન્ડ બટન છે
સર્ચ બોક્સ દેખાય છે
હવે થન્ડરબર્ડ ટાઇપ કરો
થન્ડરબર્ડ આઇકોન દેખાય છે
એપ્લિકેશન ખોલવા માટે તે પર ક્લિક કરો
મેઇલ અકાઉન્ટ સેટઅપ સંવાદ બોક્સ ખુલે છે
ઉપરની બાજુએ ડાબી બાજુએ આવેલ લાલ ક્રોસ બટન પર ક્લિક કરી આ બંધ કરો
મોઝિલા થન્ડર બર્ડ એપ્લિકેશન ખુલે છે
પ્રથમ આ મોઝિલા થન્ડરબર્ડ ઇન્ટરફેસ સાથે માહિતગાર થઈએ
મોઝિલા થન્ડર બર્ડ ઈન્ટરફેસમાં વિવિધ વિકલ્પો સાથે મુખ્ય મેનુ છે
શોર્ટકટ આઇકોન મેનુ બાર પર મુખ્ય મેનુ નીચે ઉપલબ્ધ છે
ઉદાહરણ તરીકે ગેટ મેઇલ રાઇટ અને એડ્રેસ બુક માટે શોર્ટકટ આઇકોન છે
થન્ડરબર્ડ બે પેનલમાં વિભાજિત થયેલ છે
ડાબી પેનલ તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ માં ફોલ્ડર્સ દર્શાવે છે
આપણે હજુ સુધી મેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કર્યું નથી તેથી આ પેનલ હમણાં કોઇ પણ ફોલ્ડર્સ પ્રદર્શિત કરશે નહિં
જમણી પેનલમાં ઈમેઈલ માટે અકાઉન્ટ્સ અને એડવાન્સ્ડ ફીચર્સ વગેરે જેવા વિકલ્પો ધરાવે છે
આ ટ્યુટોરીયલ માટે આપણે પહેલેથી જ બે ઇમેઇલ અકાઉન્ટ બનાવ્યા છે
આ ટ્યુટોરીયલ માટે તેઓ આ પ્રમાણે છે સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ સ્ટુસર્ટવો એટી યાહૂ ડોટ ઇન અમારી સલાહ છે કે તમે બે ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરો
મેં પણ આ બે મેલ એકાઉન્ટ્સ માં પોપ3 વિકલ્પ સક્રિય કરેલ છે
મેં જીમેલમાં પોપ3 કેવી રીતે સક્ષમ કર્યું
પ્રથમ જીમેલ એકાઉન્ટમાં લૉગિન કરો
નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં wwwgmailcom ટાઇપ કરો
હવે જીમેલ ડોટ કોમ પર યુઝર નેમ સ્ટુસરોને અને પછી પાસવર્ડ દાખલ કરો
આ જીમેઇલ વિન્ડોની જમણી બાજુ ટોચ પર સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો
સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો
સેટિંગ્સ વિંડો દેખાય છે
ફોરવર્ડિંગ એન્ડ popઆઇમેપ ટેબ પર ક્લિક કરો
પોપ ડાઉનલોડ માં મેં એનેબલ પોપ ફોર અલ્લ મેઇલ પસંદ કર્યું છે
પછી સવે ચેન્જીસ પર ક્લિક કરો
જીમેઇલ મેઇલ વિંડો દેખાય છે
પોપ3 હવે જીમેઇલ માં સક્રિય થયેલ છે
જીમેઈલમાંથી લૉગ આઉટ થાઓ અને બ્રાઉઝર બંધ કરો
ચાલો થન્ડરબર્ડ માં જીમેઈલ ડોટ કોમ એકાઉન્ટ પર સ્ટુસરોને રૂપરેખાંકિત કરીએ
જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે
આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માટે મેન્યુલ ક્ન્ફીગ્યુરેશન વિશે જાણીશું
પ્રથમ તમારા નેટવર્કનું જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે તેની ખાતરી કરો
મુખ્ય મેનુ માંથી એડિટ અને પ્રેફરન્સ પસંદ કરો
થંડરબર્ડ પ્રેફરન્સ સંવાદ બોક્સ દેખાય છે
એડવાન્સ્ડ પર ક્લિક કરો નેટવર્ક એન્ડ ડિસ્કસ્પેસ ટેબ પર ક્લિક કરો અને સેટિંગ્સ પસંદ કરો
કનેક્શન સેટિંગ્સ સંવાદ બૉક્સમાં યુએસઇ સિસ્ટમ પ્રોક્સી સેટિંગ્સ વિકલ્પ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ક્લોઝ પર ક્લિક કરો
હવે આ અકાઉન્ટ્સ વિકલ્પની મદદથી નવા એકાઉન્ટ બનાઓ
અકાઉન્ટ્સ હેઠળ થન્ડરબર્ડની જમણી પેનલમાંથી ક્રિએટ એ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરો
મેઇલ અકાઉન્ટ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે
નેમ સ્ટુસરોને તરીકે દાખલ કરો
સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ તરીકે ઇમેઇલ અડ્રેસ દાખલ કરો
અને અંતે જીમેઇલ એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરો
આગળ કોન્ટિન્યુ પર ક્લિક કરો
કોન્ફિગરેશન ફાઉન્ડ ઇન મોઝિલ્લા આઇએસપી ડેટાબેઝ મેસેજ દેખાય છે
આગળ પોપ3 પસંદ કરો
કેટલીક વખત એક એરર મેસેજ થંડરબર્ડ ફેઇલ્ડ ટીઓ ફાઇન્ડ થે સેટિંગ્સ પ્રદર્શિત થઇ શકે છે
આ થન્ડરબર્ડ આપમેળે જીમેઇલ સુયોજનો રૂપરેખાંકિત કરવા માટે સક્ષમ ન થયું એમ સૂચવે છે
આવા કિસ્સામાં તમારે સુયોજનો જાતે રૂપરેખાંકિત કરવું પડશે
હવે મેન્યુઅલ કોન્ફિગ બટન પર ક્લિક કરો
જીમેઇલ માટે રૂપરેખાંકન સુયોજનો દર્શાવવામાં આવ્યા છે
થન્ડરબર્ડએ પહેલાથી જ જીમેઈલ સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત કરેલ છે તો આપણે તે બદલીશું નહિં
આ વિડિઓ અટકાવો અને આ સેટિંગ્સની નોંધ બનાવો
જીમેઈલ મેન્યુલી રૂપરેખાંકિત કરવા માટે તમારે સંબંધિત ક્ષેત્રોમાં આ સુયોજનો દાખલ કરવા જોઈએ
જયારે સુયોજનો જાતે રૂપરેખાંકિત થાય છે ત્યારે ક્રિએટ અકાઉન્ટ બટન સક્રિય થાય છે
આ ટ્યુટોરીયલ માં થંડરબર્ડએ જીમેઈલને યોગ્ય રીતે રૂપરેખાંકિત કર્યું છે
તો ચાલો ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરીએ
આ તમારી ઈન્ટરનેટ ગતિને આધારે થોડો સમય લેશે
જીમેઈલ એકાઉન્ટ બનાવ્યું છે અને તે જમણી પેનલ પર પ્રદર્શિત થાય છે
નોંધ લો કે ડાબી પેનલ હવે સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ ઇમેઇલ આઈડી દર્શાવે છે
આ જીમેઈલ એકાઉન્ટ હેઠળ વિવિધ મેલ ફોલ્ડર્સ દર્શાવવામાં આવેલ છે
હવે ડાબી પેનલ માંથી જીમેઇલ અકાઉન્ટ હેઠળ ઇનબોક્સ ઉપર ક્લિક કરો
ગેટ મેઇલ આઇકોન પર ક્લિક કરો
થન્ડરબર્ડ વિન્ડોની તળિયે સ્ટેટ્સ બારની નોંધ લો
તે ડાઉનલોડ થઈ રહેલ મેસેજના નંબર દર્શાવે છે
જીમેઈલ એકાઉન્ટ સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ ના બધા ઇમેઇલ મેસેજીસ હવે ઇનબોક્સમાં માં ડાઉનલોડ કરવામાં આવેલ છે
ઇનબોક્સ પર ક્લિક કરો અને મેસેજ પસંદ કરો
મેસેજ નીચેની પેનલમાં પ્રદર્શિત થાય છે
મેસેજ પર ડબલ ક્લિક કરો
તે નવી ટેબમાં ખુલે છે
આ ટેબના ટોચ પર જમણી બાજુ ઉપર એક્સ ચિહ્ન પર ક્લિક કરી આ ટેબ બંધ કરો
મેસેજ કંપોઝ કરો અને સ્ટુસર્ટવો એટી યાહૂ ડોટ ઇન પર મોકલો
મેલ ટૂલબારમાંથી રાઇટ પર ક્લિક કરો
રાઇટ સંવાદ બોક્સ દેખાય છે
ફ્રોમ ફિલ્ડ તમારૂ નામ અને જીમેઇલ આઈડી દર્શાવે છે
ટીઓ ફિલ્ડમાં સ્ટુસર્ટવો એટી યાહૂ ડોટ ઇન દાખલ દો હવે મેઈલની બોડીમાં આ ટેક્સ્ટ દાખલ કરો હી આઇ નોવ હવે એએન ઇમેઇલ અકાઉન્ટ ઇન થંડરબર્ડ
હવે આ ટેક્સ્ટ પસંદ કરો અને ફોન્ટ માપ વધારો
હવે લાર્જર ફોન્ટ સાઇઝ આઇકોન ઉપર ક્લિક કરો
તે ફોન્ટ સાઈઝ વધારે છે
ટેક્સ્ટનો રંગ બદલવા માટે પ્રથમ તેને પસંદ કરો અને ચૂસે કલર ફોર ટેક્સ્ટ પર ક્લિક કરો
ટેક્સ્ટ કલર સંવાદ બોક્સ દેખાય છે
રેડ પર ક્લિક કરો અને ઓક પર ક્લિક કરો
ટેક્સ્ટનો રંગ બદલાઈ ગયો છે
હવે એક સ્માઇલી દાખલ કરો
ઇન્સર્ટ એ સ્માઇલી ફેસ આઇકોન પર ક્લિક કરો
સ્માઇલી લીસ્ટમાંથી સ્માઇલ પર ક્લિક કરો
સ્માઇલી દાખલ થયેલ છે
તમે તમારા મેઇલ પર જોડણી તપાસ પણ કરી શકો છો
ચાલો હવે ની જોડણી હેવે થી બદલીએ
સ્પેલિંગ પર ક્લિક કરો અને ઇંગ્લિશ યુએસ પસંદ કરો
ચેક સ્પેલિંગ સંવાદ બોક્સ દેખાય છે ખોટી જોડણીવાળા શબ્દ પ્રકાશિત થાય છે
તે યોગ્ય જોડણી પણ દર્શાવે છે
રિપ્લેસ પર ક્લિક કરો
બહાર નીકળવા માટે ક્લોઝ પર ક્લિક કરો
સ્પેલિંગ પ્રેફરન્સ સુયોજિત કરવા માટે મુખ્ય મેનુ માંથી એડિટ અને પ્રેફરન્સ પર ક્લિક કરો
આ પ્રેફરન્સ સંવાદ બોક્સમાંથી કમ્પોઝિશન પર ક્લિક કરો
તમે પછી તમને જરૂરી વિકલ્પો તપાસી શકો છો
ક્લોઝ પર ક્લિક કરો
હવે મેઈલ મોકલવા માટે ફક્ત સેન્ડ બટન પર ક્લિક કરો
સબ્જેક્ટ રિમાઇન્ડર સંવાદ બોક્સ દેખાય છે
કારણ કે આપણે આ મેઇલ માટે સબ્જેક્ટ દાખલ કર્યું નથી
સબ્જેક્ટ લાઇન વગર મેઈલ મોકલવા માટે તમે સેન્ડ વિથઆઉટ સબ્જેક્ટ પર ક્લિક કરી શકો છો
કેન્સલ સેન્ડિંગ પર ક્લિક કરો
હવે સબ્જેક્ટ ફિલ્ડમાં માય ફર્સ્ટ ઇમેઇલ ફ્રોમ થંડરબર્ડ ટાઇપ કરો
સેન્ડ પર ક્લિક કરો
તમારો ઇમેઇલ મોકલવામાં આવ્યો છે
ચાલો તે તપાસીએ
આપણે STUSERTWOyahooin એકાઉન્ટ ખોલવું પડશે અને ઇનબોક્સ તપાસો
તો યાહૂમાં લોગીન કરો
યાહૂ લૉગિન પેજમાં યાહૂ ઇડ સ્ટુસર્ટવો ટાઇપ કરો
તમારો પાસવર્ડ દાખલ કરો
ઇનબોક્સ પર ક્લિક કરો
ઇનબોક્સ જીમેઇલ એકાઉન્ટ દ્વારા મેળવેલ મેઈલ બતાવે છે
મેઈલ ખોલવા માટે તે પર ક્લિક કરો
તમે મેલનો જવાબ આપવા માટે રિપ્લાય બટનનો ઉપયોગ કરી શકો છો પરંતુ અહીં ચાલો એક નવો મેઇલ કમ્પોઝ કરીએ
કમ્પોઝ ઉપર ક્લિક કરો
ટીઓ ફિલ્ડમાં સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ અડ્રેસ દાખલ કરો
સબ્જેક્ટ ફિલ્ડમાં કોંગ્રેટ્સ
દાખલ કરો
મેઈલમાં ટાઇપ કરો ગ્લેડ યુ ગોટ એ ન્યૂ અકાઉન્ટ
સેન્ડ બટન પર ક્લિક કરો અને યાહૂમાંથી લૉગ આઉટ થાઓ
ચાલો બ્રાઉઝર બંધ કરીએ
હવે થન્ડરબર્ડ તપાસીએ
ગેટ મેઇલ પર ક્લિક કરો અને ગેટ અલ્લ ન્યૂ મેસેજીસ પર ક્લિક કરો
ડાબી પેનલમાંથી તમારા જીમેઇલ એકાઉન્ટ ઇડ હેઠળ ઇનબોક્સ પર ક્લિક કરો
આ યાહુ એકાઉન્ટમાંથી મોકલેલ નવો મેસેજ ઇનબોક્સમાં પ્રદર્શિત થાય છે
મેઇલના કન્ટેન્ટ નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે
તમે આ મેઈલનો જવાબ રિપ્લાય બટનનો ઉપયોગ કરીને આપી શકો છો
આપણે થન્ડરબર્ડનો ઉપયોગ કરી સફળતાપૂર્વક ઈમેઈલ મોકલ્યા મેળવ્યા અને જોયા છે
થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ કરવા માટે મુખ્ય મેનુ માંથી ફાઇલ અને ક્વિટ ઉપર ક્લિક કરો
તમે મોઝિલા થન્ડરબર્ડમાંથી બહાર નીકળશો
થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ ડાઉનલોડ સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે શીખ્યા
આપણે નીચે આપેલ પણ શીખ્યા એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું મેસેજ મેળવવા અને વાંચવા થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું
અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
મોઝિલા થન્ડરબર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો તેને સંસ્થાપિત અને લોન્ચ કરો
થંડરબર્ડ માં એક ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરો
આ એકાઉન્ટ નો ઉપયોગ કરીને મેઈલ મોકલો અને મેળવો
શું થાય છે તે જુઓ
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર